ઉપર સરસ મજાના વાદળ છે આજુ બાજુ નારિયેળીના ઝાડ દેખાય રહ્યા છે.

અહીં આજુ બાજુ હરિયાળી દેખાઈ છે જેની અંદર એક બિલ્ડિંગ છે.

અને ત્યાં એક દુકાન છે જેનુ શટર અડધુ ખુલ્લુ છે.

અને ઘણા બધા ઝાડવાઓ ત્યાં છે અને ત્યાંની લાઇટિંગ પણ એકદમ સરસ મજાની લાગે છે.

અને પૂરી રીતે તેને છાયડો આપવામાં આવ્યો છે દરેક ઝાડવાને.

બિલ્ડિંગ ઉપર બ્લુ કલર નુ બેનર જોવા મળે છે અને પાછળ આસોપાલવના ઝાડવા દેખાય--

જોવા મળે છે અને આજુબાજુ ઘણા લોકો છે જે તૈયાર થઈને આવેલા છે સરસ વેસભૂષામાં હોય--

અહીં એક આઈ કોન્ટ્રાસ્ટ કરીને એક આઈસ્ક્રીમ ની શોપ દેખાય રહી છે.

જ્યાં અંદર મેનૂ કાર્ડ લગાવેલા છે.

જ્યાં ઘણા બધા બાળકો છે તે ક્રિકેટ ની પ્રેક્ટિસ કરી રહ્યા છે.

અને આજુ બાજુમાં ગ્રાઉન્ડ ની આજુ બાજુમાં ઘણા બધા વૃક્ષો દેખાય રહ્યા છે.

ગોડાઉન હોય તેવુ લાગી રહ્યુ છે ત્યાં સરસ મજાના હીચકા બનેલા હોય અને સરસ મજાની સોફા જેવો લાકડાના સોફા હોય--

ત્યાં એક કાઉન્ટર છે કાઉન્ટર ની અંદર એક બુક છે તે દેખાઈ રહી છે.

અહીં ઘણા બધા નાના નાના માછલીઓના ઘર છે જે આપણે ઘરના ડેકોરેશન માટે ઉપયોગ કરી શકીએ છીએ જેમા પેલુ બોક્સ છે તે એશિયા ની માછલીઓ છે તેની અંદર--

અને તેની પાછળ હજી એક કાર ખુલ્લી પડેલી જોવા મળે છે અને ઉપર પતરાનું સરસ મજાનું ગ્રોમ છે.

અહીં એક ગાર્ડન નું દ્રશ્ય જોવા મળી રહ્યુ છે ત્યાં ચાર થી પાંચ લાકડાનાં ટેબલ હોય તેવુ લાગે છે.

ત્યાં સાઇડ મા બ્લુ કલર ના કચરાનો ડબ્બો દેખાય રહ્યો છે અને મારુતિ સુઝુકી નુ બોર્ડ અડધુ--

ત્યાં ઘણી બધી સ્વીચ દેખાય રહી છે કોમ્પ્યુટર ની અંદર સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રીક સીટી ઓપરેટ થઈ રહી છે.